મારા પ્રિય દેશવાસીઓ આપ સૌને નમસ્કાર
31 ઓક્ટોબર આપણા સૌના પ્રિય સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી અને દર વર્ષની જેમ રન ફોર યુનિટી માં દેશના યુવાનો એકતા માટે દોડવા તૈયાર થઈ ગયા છે
હવે તો ઋતુ પણ ઘણી સારી થઈ ગઈ છે
આ રન ફોર યુનિટી માટે જોશને ઓર વધારનારું પરિબળ છે
મારો અનુરોધ છે કે તમે બધાં બહુ મોટી સંખ્યામાં એકતાની આ દોડ રન ફોર યુનિટીમાં અવશ્ય ભાગ લો
સ્વતંત્રતાના લગભગ સાડા છ મહિના પહેલાં 27 જાન્યુઆરી 1947ના રોજ વિશ્વના પ્રસિદ્ધ ઇન્ટરનેશનલ મેગેઝીન TimeMagazineએ જે સંસ્કરણ પ્રકાશિત કર્યું હતું તેના મુખપૃષ્ઠ પર સરદાર પટેલની તસવીર હતી
પોતાની મુખ્ય સ્ટૉરીમાં તેમણે ભારતનો એક નકશો છાપ્યો હતો અને તે આજે આપણે જોઈએ છીએ તેવો નકશો નહોતો
તે અનેક ભાગોમાં વહેંચાયેલા ભારતનો નકશો હતો
ત્યારે 550થી વધુ રજવાડાં હતાં
ભારત સંદર્ભે અંગ્રેજોને કોઈ રસ રહ્યો નહોતો પરંતુ તેઓ આ દેશને છિન્નભિન્ન કરીને છોડવા માગતા હતા
TimeMagazineએ લખ્યું હતું કે ભારત પર વિભાજન હિંસા ખાદ્યાન્ન સંકટ મોંઘવારી અને સત્તાની રાજનીતિ જેવા ખતરા ઝળુંબતા હતા
timeમેગેઝીન આગળ લખે છે કે આ બધાંની વચ્ચે દેશને એકતાના સૂત્રમાં પરોવવા અને જખ્મોને ભરવાની ક્ષમતા જો કોઈમાં હોય તો તે છે સરદાર વલ્લભભાઈ પટેલ
TimeMagazineની સ્ટૉરી લોહપુરુષના જીવનનાં બીજાં પાસાંઓને પણ ઉજાગર કરે છે
કેવી રીતે તેમણે 1920ના દશકમાં અમદાવાદમાં આવેલા પૂર સંદર્ભે રાહત કાર્યોની વ્યવસ્થા કરી
કેવી રીતે તેમણે બારડોલી સત્યાગ્રહને દિશા આપી
દેશ માટે તેમની પ્રમાણિકતા અને પ્રતિબદ્ધતા એવી હતી કે ખેડૂત મજૂરોથી લઈને ઉદ્યોગપતિ સુધી બધાં જ તેમના પર ભરોસો કરતા હતા
ગાંધીજીએ સરદાર પટેલને કહ્યું હતું કે રાજ્યોની સમસ્યાઓ એટલી વિકટ છે કે માત્ર તમે જ તેનો ઉકેલ લાવી શકો છો અને સરદાર પટેલે એકએક કરીને સમાધાન કાઢ્યાં અને દેશને એકતાના સૂત્રમાં પરોવવાના અસંભવિત કાર્યને પૂરું કરીને દેખાડ્યું
તેમણે બધાં રજવાડાંઓનું ભારતમાં વિલિનીકરણ કર્યું
પછી તે જૂનાગઢ હોય કે હૈદરાબાદ ત્રાવણકોર હોય કે પછી રાજસ્થાનનાં રજવાડાં એ સરદાર પટેલ જ હતા જેમની સૂઝબૂઝ અને રણનીતિક કૌશલ્યથી આજે આપણે એક હિન્દુસ્તાન જોઈ શકીએ છીએ
એકતાના બંધનમાં બંધાયેલા આ રાષ્ટ્રને આપણી ભારત માતાને જોઈને આપણે સ્વાભાવિક રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું પુણ્યસ્મરણ કરીએ છીએ
આ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતી ઓર વિશેષ બની રહેવાની છે આ દિવસે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલી આપતા આપણે સ્ટેચ્યુ ઓએફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરીશું
ગુજરાતમાં નર્મદા નદીના તટ પર સ્થાપિત આ પ્રતિમાની ઊંચાઈ અમેરિકાની સ્ટેચ્યુ ઓએફ Libertyથી બમણી છે
તે વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી પ્રતિમા છે
દરેક ભારતીય એ વાત પર હવે ગર્વ કરી શકશે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ભારતની ધરતી પર છે
તે સરદાર પટેલ જે જમીન સાથે જોડાયેલા હતા હવે આકાશની શોભા પણ વધારશે
મને આશા છે કે દેશનો દરેક નાગરિકમા ભારતીની આ મહાન ઉપલબ્ધિ માટે વિશ્વની સામે ગર્વની સાથે છાતી કાઢીને માથું ઊંચું કરીને તેનું ગૌરવગાન કરશે અને સ્વાભાવિક છે કે દરેક હિન્દુસ્તાનીને સ્ટેચ્યુ ઓએફ યુનિટી જોવાનું મન થશે અને મને વિશ્વાસ છે કે હિન્દુસ્તાનના દરેક ખૂણેથી લોકો હવે તેને પણ પોતાના એક ખૂબ જ પ્રિય પ્રવાસ સ્થળ તરીકે પસંદ કરશે
મારા પ્રિય ભાઈઓ અને બહેનો કાલે જ આપણે દેશવાસીઓએ Ínfantry ડે મનાવ્યો છે
હું તે બધાને નમન કરું છું
જે ભારતીય સેનાનો હિસ્સો છે
હું આપણા સૈનિકોના પરિવારને પણ તેમના સાહસ માટે સલામ કરું છું પરંતુ શું તમે જાણો છો કે આપણે સહુ હિન્દુસ્તાનના નાગરિકો આ Ínfantry ડે શા માટે મનાવીએ છીએ આ એ જ દિવસ છે જ્યારે ભારતીય સેનાના જવાન કાશ્મીરની ધરતી પર ઉતર્યા હતા અને ઘૂસણખોરોથી ખીણની રક્ષા કરી હતી
આ ઐતિહાસિક ઘટનાનો પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સીધો સંબંધ છે
હું ભારતના મહાન સૈન્ય અધિકારી રહી ચૂકેલા સામ માણેકશૉનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાંચી રહ્યો હતો
તે ઇન્ટરવ્યૂમાં ફિલ્ડ માર્શલ માણેકશૉ તે સમયને યાદ કરી રહ્યા હતા જ્યારે તેઓ કર્નલ હતા
આ જ દરમિયાન ઓક્ટોબર 1947માં કાશ્મીરમાં સૈન્ય અભિયાન શરૂ થયું હતું
ફિલ્ડ માર્શલ માણેકશૉએ જણાવ્યું હતું કે કઈ રીતે એક બેઠક દરમિયાન કાશ્મીરમાં સેના મોકલવામાં થઈ રહેલા વિલંબ માટે સરદાર વલ્લભભાઈ પટેલ નારાજ થઈ ગયા હતા
સરદાર પટેલે બેઠક દરમિયાન પોતાના ખાસ અંદાજમાં તેમની તરફ જોયું અને કહ્યું કે કાશ્મીરમાં સૈન્ય અભિયાનમાં જરા પણ વિલંબ ન થવો જોઈએ અને જેમ બને તેમ જલદી તેનું સમાધાન કાઢવામાં આવે
તે પછી સેનાના જવાનોએ કાશ્મીર ભણી વિમાનમાં ઉડાન ભરી અને આપણે જોયું કે કઈ રીતે સેનાને સફળતા મળી
31 ઑક્ટોબરે આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની પણ પુણ્યતિથિ છે
ઈન્દિરાજીને પણ આદરપૂર્વક શ્રદ્ધાંજલી
મારા પ્રિય દેશવાસીઓ રમત કોને પસંદ નથી
રમત જગતમાં સ્પિરિટ સ્ટ્રેંગ્થ સ્કિલ સ્ટેમિના આ બધી વાતો ઘણી જ મહત્ત્વપૂર્ણ છે
તે કોઈ પણ ખેલાડીની સફળતાની કસોટી હોય છે અને આ જ ચારેય ગુણો કોઈપણ રાષ્ટ્રના નિર્માણ માટે પણ મહત્ત્વપૂર્ણ હોય છે
કોઈ પણ દેશના યુવાનોની અંદર જો તે હોય તો તે દેશ ન માત્ર અર્થવ્યવસ્થા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં પ્રગતિ કરશે પરંતુ સ્પૉર્ટ્સમાં પણ પોતાનો ઝંડો ફરકાવશે
હાલમાં જ મારી બે યાદગાર મુલાકાતો થઈ
પહેલાં જાકાર્તામાં થયેલા એશિયન પેરા ગૅમ્સ 2018ના આપણા પેરા ઍથ્લેટ્સને મળવાનો મોકો મળ્યો
આ રમતોમાં ભારતે કુલ 72 ચંદ્રકો જીતીને નવો વિક્રમ બનાવ્યો અને ભારતનું ગૌરવ વધાર્યું
આ બધા પ્રતિભાવાન પેરા ઍથ્લેટ્સ સાથે મને અંગત રીતે મળવાનું સૌભાગ્ય મળ્યું અને મેં તેમને અભિનંદન આપ્યા
તેમની દૃઢ ઈચ્છાશક્તિ અને દરેક વિપરિત પરિસ્થિતિ સામે લડીને આગળ વધવાની ધગશ બધાં દેશવાસીઓને પ્રેરિત કરનારી છે
આ જ રીતે આર્જેન્ટિનામાં થયેલી સમર યૂથ ઑલિમ્પિક્સ 2018ના વિજેતાઓને મળવાની તક મળી
તમને એ જાણીને પ્રસન્નતા થશે કે યૂથ ઑલિમ્પિક્સ 2018માં આપણા યુવાનોએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
આ આયોજનમાં આપણે 13 ચંદ્રકો ઉપરાંત મિક્સ eventsમાં 3 બીજા ચંદ્રકો પણ મેળવ્યા
તમને યાદ હશે કે આ વખતે એશિયાઈ રમતોમાં પણ ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું
જુઓ છેલ્લી કેટલીક મિનિટોમાં મેં કેટલી વાર અત્યાર સુધીનું શ્રેષ્ઠ અત્યાર સુધીનું સૌથી શાનદાર એવા શબ્દોનો પ્રયોગ કર્યો
આ છે આજની ભારતીય રમતોની કહાણી જે દિવસે ને દિવસે નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે
ભારત માત્ર રમતોમાં જ નહીં પરંતુ એ ક્ષેત્રોમાં પણ નવા વિક્રમો બનાવી રહ્યું છે જેના વિશે ક્યારેય વિચારાયું પણ નહોતું
ઉદાહરણ માટે હું તમને પેરા ઍથ્લીટ નારાયણ ઠાકુર વિશે જણાવવા માગું છું જેમણે 2018ની એશિયન પેરા ગૅમ્સમાં દેશ માટે એથ્લેટિક્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે
તે જન્મથી જ દિવ્યાંગ છે
જ્યારે તેઓ આઠ વર્ષના થયા તેમણે પોતાના પિતાને ગુમાવી દીધા
પછી આગામી આઠ વર્ષ તેમણે એક અનાથાલયમાં વિતાવ્યાં
અનાથાલય છોડ્યા પછી જિંદગીની ગાડી ચલાવવા માટે DTCની બસોને સાફ કરવા અને દિલ્હીમાં રસ્તાના કિનારે ઢાબામાં વેઇટર તરીકે કામ કર્યું
આજે તે જ નારાયણ ઇન્ટરનેશનલ eventsમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતી રહ્યા છે
એટલું જ નહીં ભારતની રમતોમાં ઉત્કૃષ્ટતાના વધતા દાયરાને જુઓ ભારતે જુડોમાં ક્યારેય પણ પછી તે સિનિયર લેવલ હોય કે જુનિયર લેવલ કોઈ પણ ઑલિમ્પિક મેડલ જીત્યો નથી
પરંતુ તબાબી દેવીએ યુથ olympicsમાં જુડોમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જી દીધો
16 વર્ષની યુવા ખેલાડી તબાબી દેવી મણિપુરના એક ગામની રહેવાસી છે
તેમના પિતા એક મજૂર છે જ્યારે માતા માછલી વેચવાનું કામ કરે છે
તેમના પરિવાર સામે અનેક વાર એવો સમય પણ આવ્યો જ્યારે તેમની પાસે ભોજનના પૈસા પણ ન હોય
આવી પરિસ્થિતિઓમાં પણ તબાબી દેવીની હિંમત ડગી નહીં
અને તેમણે દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
આવી તો અગણિત કથાઓ છે
દરેક જીવન પ્રેરણાસ્રોત છે
દરેક યુવા ખેલાડી તેમની ધગશ ન્યૂ Indiaની ઓળખ છે
મારા પ્રિય દેશવાસીઓ તમને બધાને યાદ હશે કે આપણે 2017માં ફિફા અંડર 17 વર્લ્ડ Cupનું સફળ આયોજન કર્યું હતું
સમગ્ર વિશ્વએ ખૂબ જ સફળ ટુર્નામેન્ટ તરીકે તેની પ્રશંસા પણ કરી હતી
ફિફા અંડર 17 વર્લ્ડ Cupમાં દર્શકોની સંખ્યાની બાબતમાં પણ એક નવો કીર્તિમાન રચાયો હતો
દેશના અલગઅલગ સ્ટેડિયમમાં 12 લાખથી વધુ લોકોએ ફૂટબૉલ મેચોનો આનંદ લીધો અને યુવા ખેલાડીઓની હિંમત વધારી
આ વર્ષે ભારતને ભુવનેશ્વરમાં પુરુષ હૉકી વિશ્વ કપ 2018ના આયોજનનું સૌભાગ્ય મળ્યું છે
હૉકી વિશ્વ કપ 28 નવેમ્બરથી પ્રારંભ થઈને 16 ડિસેમ્બર સુધી ચાલશે
દરેક ભારતીય ચાહે તે કોઈ પણ રમત રમતો હોય કે કોઈ પણ ખેલમાં તેની રૂચિ હોય તેના મનમાં હૉકી પ્રત્યે એક લગાવ અવશ્ય હોય છે
ભારતનો હૉકીમાં એક સ્વર્ણિમ ઇતિહાસ રહ્યો છે
ભૂતકાળમાં ભારતને અનેક પ્રતિયોગિતાઓમાં સુવર્ણ ચંદ્રકો મળ્યા છે અને એક વાર વિશ્વ કપ વિજેતા પણ રહ્યું છે
ભારતે હૉકીને અનેક મહાન ખેલાડીઓ પણ આપ્યા છે
વિશ્વમાં જ્યારે પણ હૉકીની ચર્ચા થશે તો ભારતના આ મહાન ખેલાડીઓ વિના હૉકીની કહાણી અધૂરી રહેશે
હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદથી તો આખી દુનિયા પરિચિત છે
તેમના પછી બલવિંદરસિંહ સિનિયર લેસ્લી ક્લૉડિયસ મોહમ્મદ શાહિદ ઉધમસિંહથી લઈને ધનરાજ પિલ્લઈ સુધી હૉકીએ એક મોટી મજલ કાપી છે
આજે પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતાના પરિશ્રમ અને લગનના કારણે મળી રહેલી સફળતાથી હૉકીની નવી પેઢીને પ્રેરિત કરી રહ્યા છે
ખેલ પ્રેમીઓ માટે રોમાંચક મેચોને જોવાની એક સારી તક છે
ભુવનેશ્વર જાવ અને ન માત્ર ભારતીય ટીમનો ઉત્સાહ વધારો પરંતુ બધી ટીમોને પ્રોત્સાહિત કરો
ઓડિશા એક એવું રાજ્ય છે જેનો પોતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે અને ત્યાંના લોકો પણ ઉષ્માસભર હોય છે
ખેલ પ્રેમીઓ માટે આ ઓડિશાદર્શનનો પણ ઘણો મોટો અવસર છે આ દરમ્યાન રમતનો આનંદ ઉઠાવવાની સાથે તમે કોર્ણાકનું સૂર્ય મંદિર પુરીમાં ભગવાન જગન્નાથ મંદિર અને ચિલ્કા લૅક સહિત અનેક વિશ્વપ્રસિદ્ધ દર્શનીય અને પવિત્ર સ્થળો પણ જરૂર જોઈ શકો છો
હું આ પ્રતિયોગિતા માટે ભારતીય પુરુષ હૉકી ટીમને શુભકામનાઓ પાઠવું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે સવા સો કરોડ ભારતીય તેમની સાથે અને તેમના સમર્થનમાં ઊભા છે અને ભારત આવનારી વિશ્વની બધી ટીમોને પણ ખૂબખૂબ શુભકામનાઓ પાઠવું છું
મારા પ્રિય દેશવાસીઓ સામાજિક કાર્ય માટે જે રીતે લોકો આગળ આવી રહ્યા છે તે માટે સ્વયંસેવક બની રહ્યા છે તે બધાં દેશવાસીઓ માટે પ્રેરણાદાયક છે જોશ ભરનારું છે
આમ પણ સેવા પરમો ધર્મઃ તે ભારતનો વારસો છે
સદીઓ જૂની આપણી પરંપરા છે અને સમાજનાં દરેક ખૂણામાં દરેક ક્ષેત્રમાં તેની સુગંધ આજે પણ આપણે અનુભવતા હોઈએ છીએ
પરંતુ નવા યુગમાં નવી રીતે નવી પેઢી નવા ઉમંગથી નવા ઉત્સાહથી નવાં સપનાં લઈને આ કામોને કરવા માટે આજે આગળ આવી રહી છે
ગત દિવસો હું એક કાર્યક્રમમાં ગયો હતો જ્યાં એક પૉર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું જેનું નામ છે સેલ્ફ 4 સોસાયટી
માયગોવ અને દેશની આઈ
અને ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના કર્મચારીઓને સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવા અને તેમને તેના અવસરો ઉપલબ્ધ કરવા માટે આ પૉર્ટલને લૉન્ચ કર્યું છે
આ કાર્ય માટે તેમનામાં જે ઉત્સાહ અને લગન છે તેને જોઈને દરેક ભારતીયને ગર્વ અનુભવાશે
ઇટ ટીઓ સોસાયટી મૈં નહીં હમ અહમ્ નહીં વયમ્ સ્વથી સમષ્ટિ સુધીની યાત્રાની તેમાં સુગંધ છે
કોઈ બાળકોને ભણાવી રહ્યું છે તો કોઈ વૃદ્ધોને ભણાવી રહ્યું છે
કોઈ સ્વચ્છતામાં જોડાયેલું છે તો કોઈ ખેડૂતોની મદદ કરી રહ્યું છે અને તે બધું કરવા પાછળ કોઈ લાલસા નથી પરંતુ તેમાં સમર્પણ અને સંકલ્પનો નિઃસ્વાર્થ ભાવ છે
એક યુવા તો દિવ્યાંગોની વ્હીલચૅર બાસ્કેટબૉલ ટીમ ની મદદ માટે પોતે વ્હીલચૅર બાસ્કેટબૉલ શીખ્યો
આ જે ધગશ છે આ જે સમર્પણ છે આ મિશન સાથે ચાલતી પ્રવૃત્તિ છે
શું કોઈ હિન્દુસ્તાનીને આ વાતનો ગર્વ નહીં થાય જરૂર થશે
મૈં નહીં હમની આ ભાવના આપણને બધાંને પ્રેરિત કરશે
મારા પ્રિય દેશવાસીઓ આ વખતે જ્યારે હું મન કી બાત માટે તમારાં સૂચનો જોઈ રહ્યો હતો તો મને પુડુચેરીથી શ્રી મનીષ મહાપાત્રની એક ખૂબ જ રોચક ટીપ્પણી જોવા મળી
તેમણે માયગોવ પર લખ્યું છે કૃપા કરીને તમે મન કી બાતમાં એ વિશે વાત કરો કે કેવી રીતે ભારતની જનજાતિઓનાં રીતિરિવાજો અને પરંપરાઓ પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે
ટકાઉ વિકાસ માટે કેવી રીતે તેમની પરંપરાઓને આપણે આપણા જીવનમાં અપનાવવાની આવશ્યકતા છે તેમનામાંથી કંઈક શીખવાની જરૂર છે
મનીષજી આ વિષયને મન કી બાતના શ્રોતાઓ વચ્ચે રાખવા માટે હું તમારી પ્રશંસા કરું છું
આ એક એવો વિષય છે જે આપણને આપણા ગૌરવપૂર્ણ અતીત અને સંસ્કૃતિની તરફ જોવા માટે પ્રેરિત કરે છે
આજે સમગ્ર વિશ્વ વિશેષ રૂપે પશ્ચિમના દેશો પર્યાવરણ સંરક્ષણની ચર્ચા કરી રહ્યા છે અને સંતુલિત જીવનશૈલી બેલેન્સ્ડ લાઇફ માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે
આમ તો આપણું ભારત વર્ષ પણ આ સમસ્યાથી મુક્ત નથી પરંતુ તેના હલ માટે આપણે બસ આપણી અંદર ડોકિયું કરવાનું છે આપણા સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓને જોવાની છે અને ખાસ કરીને આપણા જનજાતીય સમુદાયોની જીવનશૈલીને સમજવાની છે
પ્રકૃતિની સાથે સામંજસ્ય બનાવીને રહેવું આપણા આદિવાસી સમુદાયોની સંસ્કૃતિમાં સામેલ રહ્યું છે
આપણાં આદિવાસી ભાઈઓબહેનો વૃક્ષોછોડવાઓ અને ફૂલોની પૂજા દેવીદેવતાઓની જેમ કરે છે
મધ્ય ભારતની ભીલ જનજાતિમાં વિશેષ કરીને મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના લોકો પીપળો અને અર્જુન જેવાં વૃક્ષોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે
રાજસ્થાન જેવી મરુભૂમિમાં બિશ્નોઈ સમાજે પર્યાવરણ સંરક્ષણનો રસ્તો આપણને દેખાડ્યો છે
ખાસ કરીને વૃક્ષોનાં સંરક્ષણના સંદર્ભમાં તેમને પોતાના જીવનનો ત્યાગ કરવો સ્વીકાર્ય છે પરંતુ એક પણ ઝાડને નુકસાન થાય તે તેમને મંજૂર નથી
અરુણાચલના મિશમી વાઘોની સાથે પોતાનો સંબંધ હોવાનો દાવો કરે છે
તેમને તેઓ પોતાનાં ભાઈબહેન સુદ્ધાં માને છે
નાગાલેન્ડમાં પણ વાઘને વનના રક્ષકના રૂપમાં જોવામાં આવે છે
મહારાષ્ટ્રમાં વારલી સમુદાયના લોકો વાઘને અતિથિ માને છે
તેમના માટે વાઘની હાજરી સમૃદ્ધિ લાવનાર હોય છે
મધ્ય ભારતમાં કોલ સમુદાય માં એક માન્યતા છે કે તેમનું પોતાનું ભાગ્ય વાઘ સાથે જોડાયેલું છે
જો વાઘને ભોજન ન મળ્યું તો ગામને પણ ભૂખ્યા રહેવું પડશે તેવી તેમની શ્રદ્ધા છે
મધ્ય ભારતની ગોંડ જનજાતિ સંવનનની ઋતુમાં કેથન નદીના કેટલાક હિસ્સાઓમાં માછલી પકડવાનું બંધ કરી દે છે
આ ક્ષેત્રોને તેઓ માછલીઓનું આશ્રયસ્થાન માને છે
આ પ્રથાના કારણે જ તેમને સ્વસ્થ અને ભરપૂર માત્રામાં માછલીઓ મળે છે
આદિવાસી સમુદાય પોતાનાં ઘરોને કુદરતી સામગ્રીથી બનાવે છે
તે મજબૂત હોવાની સાથેસાથે પર્યાવરણને અનુકૂળ પણ હોય છે
દક્ષિણ ભારતના નીલગિરી પઠારનાં એકાંત ક્ષેત્રોમાં એક નાનકડો વિચરતો સમુદાયતોડા પારંપરિક રીતે તેમની વસાહતો સ્થાનિક સ્તર પર ઉપલબ્ધ ચીજોથી જ બનેલી હોય છે
મારા પ્રિય ભાઈઓબહેનો એ સત્ય છે કે આદિવાસી સમુદાય ખૂબ જ શાંતિપૂર્ણ અને પરસ્પર મેળાપની સાથે રહેવામાં વિશ્વાસ રાખે છે પરંતુ જ્યારે કોઈ તેમનાં પ્રાકૃતિક સંસાધનોને નુકસાન કરી રહ્યું હોય તો તેઓ પોતાના અધિકારો માટે લડવાથી ડરતા પણ નથી
એ આશ્ચર્યની વાત નથી કે આપણા સૌથી પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં આદિવાસી સમુદાયના લોકો જ હતા
ભગવાન બિરસા મુંડાને કોણ ભૂલી શકે છે જેમણે પોતાની વન્ય ભૂમિની રક્ષા માટે બ્રિટિશ શાસન સામે કઠોર સંઘર્ષ કર્યો
મેં જે પણ વાત કહી છે તેની સૂચિ ઘણી લાંબી છે
આદિવાસી સમુદાયના આવાં ઘણાં ઉદાહરણો છે જે આપણને શીખવાડે છે કે પ્રકૃતિની સાથે સામંજસ્ય બનાવીને કેવી રીતે રહેવાય અને આજે આપણી પાસે જંગલોની જે સંપદા બચી છે તેના માટે દેશ આપણા આદિવાસીઓનો ઋણી છે
આવો આપણે તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરીએ
મારા પ્રિય દેશવાસીઓ મન કી બાતમાં આપણે એ વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે વાત કરીએ છીએ જે સમાજ માટે કંઈક અસાધારણ કાર્ય કરી રહ્યા છે
એવાં કાર્યો જે પહેલી નજરે તો સાધારણ લાગે છે પરંતુ વાસ્તવમાં તેમનો આપણી માનસિકતા બદલવામાં સમાજની દિશા બદલવામાં ગાઢ પ્રભાવ પડે છે
કેટલાક દિવસો પહેલાં હું પંજાબના ખેડૂત ભાઈ ગુરુબચનસિંહજી વિશે વાંચી રહ્યો હતો
એક સામાન્ય અને મહેનતુ ખેડૂત ગુરુબચનસિંહજીના દિકરાનાં લગ્ન હતાં
આ લગ્ન પહેલાં ગુરુબચનજીએ વેવાઈને કહ્યું હતું કે આપણે સાદગીથી લગ્ન કરીશું
જાન હોય બીજી ચીજો હોય કોઈ ઝાઝો ખર્ચો કરવાની જરૂર નથી
આપણે તેને બહુ જ સાદો પ્રસંગ રાખવો છે પછી અચાનક તેમણે કહ્યું પરંતુ મારી એક શરત છે અને આજકાલ જ્યારે લગ્નમાં શરતની વાત આવે છે તો સામાન્ય રીતે એવું જ લાગે કે સામેવાળા કોઈ મોટી માગણી કરવાના છે
કેટલીક એવી ચીજો માગશે જે કદાચ દીકરીના પરિવારજનો માટે આપવી મુશ્કેલ બને પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ ગુરુબચનસિંહ હતા સીધાસાદા ખેડૂત તેમણે વેવાઈને જે કહ્યું જે શરત રાખી તે આપણા સમાજની સાચી તાકાત છે
ગુરુબચનસિંહજીએ તેમને કહ્યું કે તમે મને વચન આપો કે હવે તમે ખેતમાં પરાળ નહીં બાળો
તમે વિચારી શકો છો કે કેટલી મોટી સામાજિક તાકાત છે આમાં
ગુરુબચનસિંહજીની આ વાત લાગે છે તો ઘણી મામૂલી પરંતુ તે બતાવે છે કે તેમનું વ્યક્તિત્વ કેટલું વિશાળ છે અને આપણે જોયું છે કે આપણા સમાજમાં આવા ઘણા પરિવારો હોય છે જે વ્યક્તિગત પ્રસંગને સમાજહિતના પ્રસંગમાં પરિવર્તિત કરી નાખે છે
શ્રીમાન ગુરુબચનસિંહના પરિવારે આવું જ એક ઉદાહરણ આપણી સામે બેસાડ્યું છે
મેં પંજાબના એક અન્ય ગામ કલ્લર માજરા વિશે વાંચ્યું છે જે નાભા પાસે છે
કલ્લર માજરા એટલા માટે ચર્ચિત બન્યું છે કારણકે ત્યાંના લોકો ધાનનો પરાળ સળગાવાના બદલે તેને જોતરીને તેને માટીમાં ભેળવી દે છે
તે માટે જે ટૅક્નૉલૉજી ઉપયોગમાં લાવવી પડે તેનો તેઓ જરૂર થી ઉપયોગ કરે છે
ભાઈ ગુરુબચનસિંહજીને અભિનંદન
કલ્લર માજરા અને તે બધી જગ્યાઓના લોકોને અભિનંદન જે વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે
તમે બધાં સ્વસ્થ જીવનશૈલીના ભારતીય વારસાને એક સાચા ઉત્તરાધિકારી તરીકે આગળ વધારી રહ્યા છો
જે રીતે ટીપેટીપે સરોવર બને છે તેવી જ રીતે નાનીનાની જાગૃતિ અને સક્રિયતા અને સકારાત્મક કાર્ય હંમેશાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે
મારા પ્રિય દેશવાસીઓ આપણા ગ્રંથોમાં કહેવાયું છેઃ
ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः
पृथिवी शान्तिः आपः शान्तिः औषधयः शान्तिः |
वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ||
शान्ति शान्ति ||
તેનો અર્થ છે હે ઈશ્વર ત્રણેય લોકમાં બધી બાજુ શાંતિનો વાસ હોય જળમાં પૃથ્વીમાં આકાશમાં અંતરિક્ષમાં અગ્નિમાં પવનમાં ઔષધિમાં વનસ્પતિમાં ઉપવનમાં અવચેતનમાં સંપૂર્ણ બ્રહ્માંડમાં શાંતિ સ્થાપિત કરો
જીવમાત્રમાં હૃદયમાં મારામાં તારામાં જગતના કણકણમાં દરેક જગ્યાએ શાંતિ સ્થાપિત કરો
शान्ति शान्ति ||
જ્યારે પણ વિશ્વ શાંતિની વાત થાય છે તો તેના માટે ભારતનું નામ અને યોગદાન સ્વર્ણ અક્ષરોમાં અંકિત દેખાશે
ભારત માટે આ વર્ષે 11 નવેમ્બરનું વિશેષ મહત્ત્વ છે કારણકે 11 નવેમ્બરે આજથી 100 વર્ષ પૂર્વે પ્રથમ વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું તે સમાપ્તિને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે અર્થાત્ તે દરમિયાન થયેલા ભારે વિનાશ અને જાનહાનિની સમાપ્તિની પણ એક સદી પૂર્ણ થઈ જશે
ભારત માટે પ્રથમ વિશ્વ યુદ્ધ એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી
સાચા અર્થમાં કહેવામાં આવે તો આપણને તે યુદ્ધ સાથે સીધી રીતે કોઈ લેવાદેવા નહોતી
તેમ છતાં પણ આપણા સૈનિકો બહાદુરીથી લડ્યા અને બહુ મોટી ભૂમિકા નિભાવી સર્વોચ્ચ બલિદાન આપ્યું
ભારતીય સૈનિકોએ દુનિયાને દેખાડ્યું કે જ્યારે યુદ્ધની વાત આવે છે તો તે કોઈનાથી પાછળ નથી
આપણા સૈનિકોએ દુર્ગમ ક્ષેત્રોમાં વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું શૌર્ય દેખાડ્યું છે
તે બધાંની પાછળ એક જ ઉદ્દેશ્ય રહ્યો શાંતિની પુનઃસ્થાપના
પ્રથમ વિશ્વ યુદ્ધમાં દુનિયાએ વિનાશનું તાંડવ જોયું
અનુમાનો મુજબ લગભગ 1 કરોડ સૈનિક અને લગભગ એટલા જ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો
તેનાથી સમગ્ર વિશ્વએ શાંતિનું મહત્ત્વ શું હોય છે તે સમજ્યું
છેલ્લાં 100 વર્ષોમાં શાંતિની પરિભાષા બદલાઈ ગઈ છે
આજે શાંતિ અને સૌહાર્દનો અર્થ માત્ર યુદ્ધ ન થવું તેવો નથી
ત્રાસવાદથી માંડીને ર્યાવરણમાં પરિવર્તન આર્થિક વિકાસથી માંડીને સામાજિક ન્યાય તે બધા માટે વૈશ્વિક સહયોગ અને સમન્વયની સાથે કામ કરવાની આવશ્યકતા છે
ગરીબમાં ગરીબ વ્યક્તિનો વિકાસ જ શાંતિનું સાચું પ્રતીક છે
મારા પ્રિય દેશવાસીઓ આપણા ઈશાન ભારતની વાત જ કંઈક ઓર છે
પૂર્વોત્તરનું પ્રાકૃતિક સૌંદર્ય અનુપમ છે અને ત્યાંના લોકો અત્યંત પ્રતિભાશાળી છે
આપણું ઈશાન ભારત હવે તેનાં તમામ શ્રેષ્ઠ કાર્યો માટે પણ જાણીતું છે
ઈશાન ભારત એક એવું ક્ષેત્ર છે જેણે જૈવિક ખેતીમાં પણ બહુ મોટી પ્રગતિ કરી છે
કેટલાક દિવસો પહેલાં સિક્કિમે ટકાઉ ખાદ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિષ્ઠિત ફ્યુચર પૉલિસી ગૉલ્ડ એવૉર્ડ 2018 જીત્યો છે
આ એવૉર્ડ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા f
એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તરફથી આપવામાં આવે છે
તમને જાણીને પ્રસન્નતા થશે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ નીતિ નિર્ધારણ માટે આપવામાં આવતો આ પુરસ્કાર તે ક્ષેત્રમાં ઓસ્કાર સમાન છે
એટલું જ નહીં આપણા સિક્કિમે 25 દેશોની 51 નામાંકિત નીતિઓને પાછળ છોડીને આ એવૉર્ડ જીત્યો તે માટે હું સિક્કિમના લોકોને ખૂબખૂબ અભિનંદન આપું છું
મારા પ્રિય દેશવાસીઓ ઓક્ટોબર સમાપ્ત થવા પર છે
ઋતુમાં પણ ઘણું પરિવર્તન અનુભવાઈ રહ્યું છે
હવે ઠંડીના દિવસો શરૂ થઈ ચૂક્યા છે અને મોસમ બદલવાની સાથોસાથ તહેવારોની મોસમ પણ આવી ગઈ છે
ધનતેરસ દિવાળી ભાઈબીજ છઠ એક રીતે કહેવાય કે નવેમ્બરનો મહિનો તહેવારોનો જ મહિનો છે
બધાં દેશવાસીઓને આ બધા તહેવારોની ઘણી ઘણી શુભકામનાઓ
હું તમને સહુને અનુરોધ કરીશ કે આ તહેવારોમાં પોતાનું પણ ધ્યાન રાખો પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો અને સમાજનાં હિતોનું પણ ધ્યાન રાખો
મને વિશ્વાસ છે કે આ તહેવારો નવા સંકલ્પનો અવસર છે
આ તહેવારો નવા નિર્ણયોનો અવસર છે
આ તહેવાર એક મિશન રૂપે આગળ વધવાનો દૃઢ સંકલ્પ લેવાનો તમારા જીવનમાં પણ અવસર બની જાય
તમારી પ્રગતિ દેશની પ્રગતિનો એક મુખ્ય હિસ્સો છે
તમારી જેટલી પ્રગતિ થશે તેટલી જ દેશની પ્રગતિ થશે
મારી તમને સહુને ઘણીઘણી શુભકામનાઓ
ખૂબખૂબ ધન્યવાદ